એક ભાઈ મશીન ની આગળ વાંકા વળીને કઈ કામ કરી રહ્યા છે રેતીના ઢગલા છે.

કોચિંગ ક્લાસ દેખાઈ રહ્યો છે જેમાં ત્રણ એ_સી અને ચાર પંખા જોવા મળી યા રહ્યા છે જે શીખવાડે છે તે ભાઈ રેડ ટીશર્ટ અને વાઈટ પેન્ટ પહેર્યો છે.

જુના જમાનાનો જગ્યા લાગી રહી છે બે જૂના કબાટ દેખાઈ રહ્યા છે.

એક મોટું નાનો ટેબલ નાની હાઈટ વાળું જોવામાં લાકડાનુ આવી રહ્યું છે.

ની સામે એક રોડ છે કચેરીનો કલર લાઈટ બ્લ્યુ અને ડાર્ક બ્લુ થી બોર્ડર કરેલી છે.

એક ભાઈ મોટા પથ્થરોની વચ્ચે ઊભેલો છે જાણે ચાલી રહ્યા હોય એવું લાગે છ--

અને બીજી બોટ બ્લુ કલર ની છે અને એક બોટ જે ગ્રીન અને યલો કલર ની છે.

એક રૂમ ની અંદર ચાર એક સરખા બ્લુ કલર ના ટ્રેક્ટર દે જોવામાં આવી રહ્યા છે.

ટ્રાન્સપરન્ટ ફોલ્ડર ના કલર ની અંદર લાલ લીલો પીળો બ્લુ જે વા આવેલા છે.